બધા પડદામાં અલગ અલગ પ્રકારની ડિઝાઇન જોવા મળી રહી છે બધા પડદા પોલ ઉપર વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા દેખાય છે.

એક માણસના હાથમાં હેલ્મેટ છે તથા એક માણસ કમર પર હાથ મૂકી ઊભો છે.

ઓપનિંગમાં દુકાનના સામે એક લાંબો ડંડો વડે પિંક કલરનો પડદો લગાવેલો જોવા મળી રહ્યો છે.

એક્સરસાઇઝ મશીનો માં વધારે પડતી વોકિંગ મશીન સાયકલિંગ તથા ડંબેલ્સ જોવા મળી રહ્યા છે.

બધા ફૂલો અલગ અલગ તરીકેના ફ્લાવર પોટ્સ માં ખૂબ જ સરસ લાગી રહ્યા છે.

ચિત્ર પરથી લાગે છે કે ગ્લાસો સ્ટીલ કા તો એલ્યુમિનિયમ ના હોઈ શકે છે.

આ ચિત્ર કોઈક યુનિયન નું લાગી રહ્યું છે જેનું નામ નેશનલ યુનિયન ઓફ સીફેરર્સ ઓફ ઇન્ડિયા શોર્ટ માં નુસી લખેલું દેખાય છે.

સામેજ બ્લુ કલર ના મોટા અક્ષરમાં લખેલું દેખાય છે બિલ્ડીંગ ના ઉપર ત્રણ એ_સી ની યુનિટ્સ પણ જોવા મળે છે.

બધા માતાની આરતી ઉતારી રહ્યા છે અને મંદિરના ભાગ ઘણી ભીડ પણ જોવા મળી રહી છે.

બાજુમાં એક લોલીપોપ નું બોક્સ તથા સાથે બ્રેડ ના બોક્સેસ પણ દેખાય છે.